એક માણસ વસ્તુને અંદરથી બહાર મૂકી રહ્યો છે.

એ છોકરાની આંખ બંધ છે અને એના હાથમાં ગ્લવ્સ પણ છે.

એક વ્યક્તિ માસ્ક પહેર્યું છે અને બીજા ભાઈએ માસ્ક નથી પહેર્યું અને એક ડોલ દેખાઈ રહી છે જેનાથી ભાઈ ટાયર લૂછી રહ્યા છે.

ચાર પાંચ થી વધારે જાડો છે.

રાઈટ સાઈડ માં એક ચેક્સ માં શર્ટ પહેરીને એક માણસ ઊભો છે.

ઉપર એક એમ_એસ સારી નું પણ શોરૂમ છે.

સામે એક વ્યક્તિ ચાલતો દેખાય છે.

ડેકોરેશન માં ફુલથી શણગારેલું છે.

લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ પિંક કલર નું છે અને ઉપરની તરફ ડેકોરેશન માં વાઈટ કલર નો પડદો મારેલો છે.

આ ફૂલ છે એ લાલ અને સફેદ કલરનું છે.

લેફ્ટ સાઈડ પર નાના છોડ છોડ અને ઝાડ ઉગાડ્યા છે.

લેફ્ટ સાઈડ એક ચેર છે એના ઉપર કઈ સ્ક્રુ કાળવાનુ એક સાધન મૂક્યુ છે.

ગાડી બંધ છે અને એના અંદર કોઈ નથી ખાલી ગાડી પાર્ક કરેલી હોય એવું લાગે--

વોટરફોલ એવું લાગે છે કે ઉપરના એરિયા માંથી આવતું છે પાણી.

સામે નળ સાવર અને અન્ય પ્રકારની વસ્તુઓ મૂકી છે.

દુકાન છે જેના અંદર કેમેરો લાગ્યો છે અને રાઈટ સાઈડ એક મંદિર પણ છે એમાં દીવો પણ ચાલી રહ્યો છે.

રાઈટ સાઇડ માં રંગબેરંગી ગુથેલીઓમાં સાયકલ ના બધા પાર્ટ્સ મૂકી રહ્યા છે.

બ્રિજ દેખાય છે અને નીચે નદી છે.

એક હોલ છે ત્યાં એક વ્યક્તિ ઊભો રહેલો છે દાદર પાસે.

બે કસ્ટમર પન છે અને એની અંદર બધા ભગવાનોના ફોટા પન છે એના ઉપર હાર મુક્યા છે હાર ચડાવ્યા છે.